બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 259 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું
પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે
તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો
હું ફાયરફોક્સ 309 નો ઉપયોગ કરું છું
અડ્રેસ બારમાં wwwblenderorg ટાઈપ કરો અને Enter કી દબાવો
આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે
સરળ પ્રદર્શન માટે મેં પહેલેથી જ સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સ પૃષ્ઠ લોડ કર્યું છે
બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે
બ્લેન્ડર 2५९ આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે
આ ટ્યુટોરીયલ માટે હું વિન્ડોઝ એક્સપી ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું
બ્લેન્ડરના વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેરના વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે
ઝડપી સીપીયુ અને વધુ રામ રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે જ્યારે બ્લેન્ડર ઈન્ટરફેસ વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે
જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે મોટી અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્યની ઝડપ વધાવી શકે છે
તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશના 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે

બ્રાઉઝર વિન્ડો ને મીનીમાઇઝ કરો
કન્ટ્રોલ પેનલ પર જાઓ
અહીં સિસ્ટમ આઇકોન પર ડબલ ક્લિક કરો
તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો
અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો
મોટા ભાગની વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32 બીટ અથવા 64 બીટ હોય છે
હું 32 બિટ વિન્ડોઝ નો ઉપયોગ કરું છું 32 બીટ અને 64 બીટ એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે
વિન્ડોવ્સ 64 બીટ આવૃત્તિ 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારકઅને મોટા પ્રમાણમાં રામ ને સંચાલન કરે છે
જો તમે બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો તો આ એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો ડબ્લ્યુડબ્લ્યૂવી
બ્લેન્ડર ગુરુ com થે અલ્ટિમેટ ગાઇડ ટીઓ બાયિંગ એ કોમ્પ્યુટર ફોર બ્લેન્ડર
આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ સીપીયુ રેમ ગ્રાફિક્સ કાર્ડ કેસ અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે
તેથી અહીં બ્લેન્ડર ચલાવવા માટેની હાર્ડવેર જરૂરીયાતો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
જોડાવા બદ્દલ આભાર
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હુંજ્યોતિ સોલંકી વિદાય લઉં છું